આ ચિત્રમાં મંદિરના પ્રવેશ દ્વાર પર સુંદર કોત્રણી કરવામાં આવી છે.

આ ચિત્રમાં લોકો અહીંથી પસાર થતાં પોતાના કામ પર જાય શકે છે.

આ ચિત્રમાં એક મકાનની સામે એક બિલ્ડીંગ પણ નજર પણ આવે છે.

ચિત્રમાં છોડને પ્લાસ્ટિક ની થેલીયો તેમાં વાવવામાં આવે છે.

આ ચિત્રમાં એક મંદિરનો આંતરિક દર્શન દેખાઈ રહ્યો છે.

આ ચિત્રમાં અહીં લોકો પોતાના કામ માટે આવતા હોય એવું લાગે છે.

આ ચિત્રમાં આ ભવન નવસારી રી કૃષિ યુનિટ સીટી સાથે સંકળાયેલો છે.

આ ચિત્રમાં ગ્રેનાઈટ સામાન્ય રીતે રસોડામાં ફ્લોરિંગ અને ડેકોરેશન માટે થાય છે.

આ ચિત્રમાં પર ફોટો આલ્બમ અને પુસ્તક રાખવામાં આવે છે.

ચિત્રમાં દુકાનમાં વિવિધ રંગની તકિયા અને કપડા ટાંગેલા દેખાય છે.

આ ચિત્રમાં તકિયા પર અને સુંદર ડિઝાઇન પ્રિન્ટ થયેલ છે.